બ્લેન્ડર ટ્યુટોરીયલ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 259 માં 3ડી સ્પેસ માં નેવિગેશન કરવા ઉપર છે
આ ટ્યુટોરીયલ જોયા બાદ આપણે શીખીશું કે 3ડી સ્પેસ જેવી કે બ્લેન્ડર વ્યૂપોર્ટમાં પેન રોટેટ અને ઝૂમ કેવી રીતે કરવું
હું ધારીશ કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું તે તમે પહેલેથી જાણો છો
જો નહી તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો
બ્લેન્ડર માં નેવિગેશન તમારી પાસેના માઉસના પ્રકાર પર ખુબ આધાર રાખે છે 3 બટન વાળું માઉસ અથવા વ્હીલ સાથે 2 બટન વાળું માઉસ
બ્લેન્ડર ટ્યુટોરીયલની આ શ્રેણીમાં હું વ્હીલ સાથે 2 બટન વાળા માઉસ નો ઉપયોગ કરું છું
પ્રથમ ક્રિયા આપણે જોશું વ્યુ નું ફરવું
માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરીને આ કરવા માટેના ત્રણ માર્ગો છે
પ્રથમ આપણે માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ સાથે Shift કી નો ઉપયોગ કરીશું
Shift દબાવી રાખો માઉસ વ્હીલ દબાવી રાખો અને માઉસ ખસેડો
દ્રશ્ય માઉસની દિશામાં ડાબું થી જમણું અને ઉપર થી નીચે બંને તરફ ફરે છે
હવે શિફ્ટ દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો
દ્રશ્ય ઉપર અને નીચે ફરે છે
વ્યુ ફરાવવાની આ બીજી પદ્ધતિ છે
SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો
વ્યુ ઉપરની તરફ ફરે છે
SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો
વ્યુ નીચેની તરફ ફરે છે
વ્યુ ફરાવવા માટેની ત્રીજી અને છેલ્લી પદ્ધતિ માઉસ વ્હીલ સાથે Ctrl કી વાપરવા સાથે છે
CTRL દબાવી રાખો અને માઉસ વ્હીલ સ્ક્રોલ કરો
વ્યુ ડાબેથી જમણે અને ઊલટા ક્રમમાં ફરે છે
Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો
વ્યુ જમણી તરફ ફરે છે
Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો
વ્યુ ડાબી તરફ ફરે છે
વ્યુ ફરાવવા માટે તમે નમપૅડ કીઓનો ઉપયોગ પણ કરી શકો છો
Ctrl અને નંપાડ 2 દબાવી રાખો વ્યુ ઉપરની તરફ ફરે છે
Ctrl અને નંપાડ 8 દબાવી રાખો વ્યુ નીચેની તરફ ફરે છે
Ctrl અને નંપાડ 4 દબાવી રાખો વ્યુ ડાબી તરફ ફરે છે
Ctrl અને નંપાડ 6 દબાવી રાખો વ્યુ જમણી તરફ ફરે છે
જો તમે લેપટોપ વાપરી રહ્યા હોય તો તમારે નમપૅડ તરીકે તમારી નંબર કીઓને અનુકરણ કરવાની જરૂર છે
નમપૅડ અનુકરણ કેવી રીતે કરવું એ શીખવા માટે યુઝર પ્રેફરન્સ પરનું ટ્યુટોરીયલ જુઓ
આગામી ક્રિયા આપણે જોશું વ્યુ ને રોટેટ કરવું
તમારું માઉસ વ્હીલ નીચે દબાવો અને માઉસને ચોરસ પેટર્નમાં ખસેડો
તે ટર્નટેબલ રોટેશન આપે છે
તમે રોટેશનની ક્રિયા ઉપર થોડી વધુ સુગમતા માટે બ્લેન્ડર માં ટ્રેકબોલ પ્રકારની રોટેશન પણ વાપરી શકો છો
આ માટે તમારે યુઝર પ્રેફરન્સ વિન્ડોમાં ટર્ન ટેબલ વિકલ્પને ટ્રેકબોલ માં બદલવાની જરૂર છે
આ કેવી રીતે કરવું તે શીખવા માટે યુઝર પ્રેફરન્સ પરનું ટ્યુટોરીયલ જુઓ
વ્યુને ડાબે થી જમણે અથવા ઉપરથી નીચે રોટેટ કરી શકાય છે
હવે ચાલો વ્યુ ડાબે થી જમણી તરફ રોટેટ કરીએ
Ctrl Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો
વ્યુ ડાબેથી જમણે અને ઉલટા ક્રમમાં રોટેટ થાય છે
Ctrl Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો
વ્યુ ડાબી તરફ રોટેટ થાય છે
Ctrl Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો
વ્યુ જમણી તરફ રોટેટ થાય છે
તમે નમપેડ ઉપર શોર્ટ કટ કીઓ 4 અને 6 નો પણ ઉપયોગ કરી શકો છો
નમપેડ 4 ડબાઓ તે વ્યુને ડાબી તરફ રોટેટ કરે છે
નમપેડ 6 ડબાઓ તે વ્યુને જમણી તરફ રોટેટ કરે છે
હવે આપણે વ્યુને ઉપર અને નીચેની તરફ રોટેટ કરીશું
Shift Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો
વ્યુ ઉપર અને નીચે રોટેટ થાય છે
Shift Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો
વ્યુ નીચેની તરફ રોટેટ થાય છે
Shift Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો
વ્યુ ઉપરની તરફ રોટેટ થાય છે
તમે નમપૅડ પર શોર્ટકટ કીઓ 2 અને 8 નો પણ ઉપયોગ કરી શકો છો
નમપૅડ 2 ડબાઓ તે વ્યુંને ઉપરની તરફ રોટેટ કરે છે
નમપૅડ 8 ડબાઓ તે વ્યુંને નીચેની તરફ રોટેટ કરે છે
છેલ્લી ક્રિયા છે વ્યુને ઝૂમ કરવું
ઝૂમ ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો
ઝૂમ આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો
તે સરળ છે
શૉર્ટકટ માટે નમપૅડ પર પ્લસ અને માઈનસ કીઓનો ઉપયોગ કરો
ઝૂમ ઇન કરવા માટે નમપેડ નો ઉપયોગ કરો
ઝૂમ આઉટ કરવા માટે નમપેડ નો ઉપયોગ કરો
અહીં બ્લેન્ડર વ્યુપોર્ટ અંદર 3ડી સ્પેસ નેવિગેટ કરવા માટેનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
હવે 3ડી વ્યુને ફરાવવાનો રોટેટ કરવાનો અને ઝૂમ કરવાનો પ્રયાસ કરો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
જોડાવા બદ્દલ આભાર